અચ્છા અચ્છા તારા ભાઈ ત્યાં આગળી છે હમણાં જ્યાં તું કરે છે તે કે બીજી જગ્યા પર છે હમ મારી જોડે જ

એ સારો એ તમારા લોકોને સારું છે યાર સાથે સાથે આવવાની સાથે સાથે જ આવો કંઈ ખાઓ કરવો હોય કંઈક problem હોય તો ભી ટેન્શન ન હોય આ એટલે જ કરવા દેજે બાકી અલગ હોત ને તો મને કરવાબીના દર

અને safety બી રહેને ચલો આપણા ભાઈ છે આપણી જોડે કામ કરે તો આપણે આગલો માણસ આપણો આંખો ઉઠાવી દેખે નહીં સાચી વાત છે એ વસ્તુ બી ખરી ને એમ થોડી ઘણી હું બીક હોય તો છોકરીનો ભાઈ સાથે હોય તો છોકરીને બધી પછી શું પ્રોબ્લેમ આગળ પાછળ એ

મારે બી અહીં આગળ આમલામાં તો બહુ સારું છે નીરજભાઈ ગમે તે હોય પણ હમણાં તો હાલ કે ઘરે ગયેલા છે એટલે પણ બાકી લેવા આવી જાય મૂકવા આવી જાય અમુક ટાઈમે જેમ કે હમણાં અગ્યાર થી સાત વળી shift હોય ને તો સવારે હું જતી રહું જતા તો પણ સાંજે પછી મોડું થઈ જાય ને તો પછી કોઈને કોઈ જોઈએ એમ લેવા આવવા વાળું

એના હિસાબે તો સાંજે લેવા આવી જાય મને સારું પડે

બાકી શું ચાલે છે શાંતિ માનસિંને શું ચાલે તારે માને છે hello

બાકી તારા ભાભી સારા છે ને આ બધા સારા છે અચ્છા અચ્છા કેમ તારા મમ્મી મમ્મી છે complte

મારી યાદ આપજે એમને એ તો કરે જ છે હા આમ અમે હમણાં તો વાતો નહીં થાય પણ મેં કીધું યાદ આપજે એમને એમ

પછી પાછી ફ્રી થઈને કોલ ફોન કરીશ કાલ સુધીમાં કરીશ પછી પાછી કાલે તો અમે આવી જઈશું ત્રણ વાગ્યા સુધી ફ્રી થઈ જઈશ કાલે તમે સવારે સાત વાગે જવાનું છે મારે એટલે હા કાલે સવારે સાત વાગે જવાનું છે તો મારે ઊંઘવું તો છે હમણાં ઊંઘ આવી આવે છે પણ task ના લીધે થોડું કામ હતું તો એટલે મેં કીધું એક વખત મિનિટ વાત કરતો મેં કીધું તારી જોડે બાઉન્ડીંગ હારી છે અને બધી રીતે તો હું કે કામ બી થઈ જશે મારું અને વાતની વાત થઈ જશે normal જ કરવાની હતી

પણ પેલો શું કે વધારે વાર હવામાન ઉપર હતું એમ એના લીધે

નવા નવા જિલ્લા બની ગયા અને અમુક જગ્યા અહીં આગળ વધારે સોડ સોડ અથાર એવા જિલ્લા બની ગયા છે આંગળી નવા તો અહીંયા ઘણી હોસ્પિટલ વગેરેનું કામ ચાલે છે તો અહીંયા આગળ નોકરીની ટેન્શન નહીં રહે અમારે એમ

ગમે તે જગ્યા પર મળી જશે હવે

ગવર્મેન્ટ ની તૈયારી કરું છું એટલે આગળ જતાં કોઈ ભી જગ્યા પર આપણે problem માં ના ફસાઈ એમ

ગવર્મેન્ટ આગળ જતા ટેન્શન ટેન્શન બી ચાલુ રે પ્રાઇવેટ સેટ કરતો પ્રાઇવેટ સેક્ટર જ છે તને ખબર છે

ગવર્મેન્ટ હોય તો આપણે શું ગમે તે ટાઈમે રજાઓની ટેન્શન નહીં અને કોઇબી વસ્તુની કોઈ પ્રોબ્લેમ નહીં એમ હમ

તારા પપ્પા કેટલા વાગે છૂટે છ વાગે આછા છ વાગે બરાબર છ વાગે અછા છ વાગે એમ

મેં કીધું યાદ આપજે બધાને મારે બધા યાદ કરીને મારે phone કરવાનો પણ થતો નથી તેને પણ

અરે મારે પણ નહીં થતો છે ને હમણાં હમણાં તો phone જ નહીં થતો એક તો મારે અગ્યાર સવારના અગ્યાર થી સાત વાગ્યા સુધી નો time ચાલે તો કરવી મુશ્કેલથી કઈ થી phone થાય છે મારે મમ્મી જોડે મુશ્કેલથી વાત થાય પાંચ મિનિટ દસ મિનિટ બહુ મુશ્કેલથી કોઈ વખત તો આવવાનું કારણ બનાવે અને ખાવાનું બેઠા હોય ત્યારે phone મતલબ જ ના નીકળે પછી કે હવે ખાઈને પછી તો થાકી જવા આખા દિવસના થાકેલા હોય તો પછી ઊંઘ જ આવે બીજું કંઈ નહીં

અને પાછો competition ની exam ની તૈયારી કરવાની હોય એના form કરો ને બધું દેખવા આગળ પાછળ ઘરનો દેખો કરને પાછુ થઈ રહી હોય તો એની વાત કરો એ જ છે જવાબદારી છે યાર જવાબદારી તો ખરી જ ને બધી વસ્તુ માં આગળ પાછળ

પછીથી ખબર પડે કે બધી વસ્તુને કે હા કેવી રીતના શું ચાલતું હોય ઘર કેવી રીતના ચાલતું હોય બધું એ પોતાના પર આવીને પછી જ ખબર પડે

કે આ વસ્તુ રહી ગઈ આના માટે રહી ગઈ એવું કોઈ દિવસ નહીં થયું એના પછી result બી આવી ગયું result આવી ગયું તો મારે શું કે એક બે હજાર વધી ગયા હમ result પર તો મતલબ બાર હજાર તો આરામથી મળી જાય અમને increment લાગી જશે પાછું

આ મહિના પૂરો થતા થતા તેનો મતલબ કે કોઈ એક જગ્યા પર રોકાય નહીં મે એમ

એવું છે બધું તો આ બાજુ વડોદરા ગઈ તી તું એ હવે લોકડાઉનમાં ગોલાણા થી પણ નહીં જવાતું તો એ તારી નહીં ગઈ તું પછી

તો અત્યારે હારે પહેલા વ્રતના ટાઈમ પર દશા માતા કે પછી ગણેશ ચતુર્થી એ આવશે ત્યારે જવાનું થશે તારે હે

હજી તો મારી એક friend છે એનું task complete કરાવવાનું છે એની જોડે ગુજરાતીમાં વાત કરવાની છે મારે

આ કારણકે પછી અહીંયા ઘડી તો તને ખબર છે કોઈને આવડતી છે ને

હમ

બોલ બાકી કાંઈ નહીં

ઊંઘ તો આવે જ ને આ ઊંઘ બી આવતી હશે તો સવારે તારે એ દસ વાગે નો ટાઈમ

સાદા નવ કે દસ વાગ્યાના કંઈક છે ને તારે હમ તો હાર્દિકભાઈ ને હમણાં બર્થ ડે હતી ને વચ્ચે આ હતી ને આ તમે વિશ કરી તેમને તો એ status મૂક્યું હતું ને તે વખતે તમે દેખ્યું કે પછી મને યાદ આવ્યું કે આજે તો બર્થ ડે છે પછી મેં એમને પીસ કરી હતી પર્સનલી તો મેં કીધું કે હા થેન્ક્યુ શું કરે છે કેવી છે એમ કરીને મારે છે તબિયત પાણી એમ કરીને

આ સારું સારું હવે મૂકો હમણાં પછી કાલે કાલે વાત કરીશું

આ સારું ચલ મેં પછી વાત કરીશ તારી જોડે જય શ્રી કૃષ્ણ વાહ byy શુભ રાત્રી કોર્પોરેટ જગતની બીજા કોર્પોરેટ જગતની બીજા કોર્પોરેટ જગતની બીજા ઉદ્યોગના ખેલાડીઓ તથા હરીફો પર પ્રભુત્વની ઈચ્છા એક વાક

અનેક CEO તેમના વિયું વિયુંહતક આયોજ આયોજનોમાં સનત સનત જૂના પુસ્તક The Heart of the War અને વારંવાર ટાંકે છે તેમાં આશ્ચર્યજનક જેવું કાંઈ નથી કૌટિલ્ય નું અર્થશાસ્ત્ર એ વિયું વિયુંહતક યુદ્ધ પરિસ્થિતિ વિષયમાં ભારતનું પ્રદાન છે અર્થશાસ્ત્ર ના પંદર પુસ્તકોમાંથી છ પુસ્તકો યુદ્ધની કલાને સમર્પિત છે આ પ્રકરણના ઊંડા અભ્યાસ આપણને એક શક્તિમાન સંગઠનતંત્ર બનાવવામાં અમ બનાવવામાં ફાળો આપતા પરિબળો વિશે ઊંડી સમજ આપે છે કૌટિલ્ય ખરે ખરી સત્તા તરફ દોરી જતા જુદા-જુદા પરિબળોની રૂપરેખા આપે છે બૌદ્ધિક શક્તિ જ્ઞાનની શક્તિ આજેનું સંસ્થાગત જગતનું જ્ઞાનની કર્મીઓ વડે દોરેલું છે તે કોઇ પણ તંત્રની આ ગોચર અસક એમ છે આખી દુનિયાના મેનેજમેન્ટ ગરૂવો આ સદી દરમિયાન પ્રતિશી જ્ઞાનની ક્રાંતિ વિશે કહે છે જ્ઞાનએ ભવિષ્યની સૌથી મોટી જણસ હશે જણસ હશે તો પછી એમાં કશું આશ્ચર્ય નથી કે દુનિયાની સૌથી શ્રીમંત વ્યક્તિ બોલિગેસ જેવો IT ઉદ્યોગ ભાગ છે તે માત્ર જ્ઞાન આધારિત છે જેમ ને સૌથી વધુ પગાર ચૂકવ્યો છે તેવા વ્યવસ્થાપકો ની મૂલ મૂલ મૂલ મુલાણી તેમને વર્ષો દરમિયાન પ્રાપ્ત કરેલા જ્ઞાનના આધારે કરાય છે માનવ દડ માણસોએ એક તંત્રની આ આસક્ત આસક્તમય છે માનવ માનવ શક્તિ બે પ્રકારની હોય છે આંતરિક તથા બાહ્ય આંતરિક માનવ શક્તિમાં તંત્રના કર્મચારીઓ Board of Directors તથા શેર શેરધારકો નો સમાવેશ થાય છે બાહ્ય માનવશક્તિ ગ્રહણ તથા માલ માલ સામાન પૂરો પાડ પાડનારો પાડનાર નો સમાવેશ થાય છે આપણા અસ્તિત્વ તેમ ના કારણે છે આપણે આપણા ગ્રાહકોને સંતોષ સંતોષ વાપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પિતા પિતર ઢકાર કહે છે તેમ વેચાણ નું લક્ષણ આપણા ગ્રાહકોને એટલે સારી રીતે જાણ જાણવા તથા સમજવાનું સમજવાનું હોવું જોઈએ કે ઉત્પાદન અથવા સેવા તેમણે કેટલા બંધબેસતા થયા કે તે આપોઆપ જ વેચાઈ વેચાઈ જાય નાણાકીય શક્તિ નાણાકીય સફળતા એક તંત્રની પ્રગતિની ખાતરી કરાવે છે હિસાબ નું મજબૂત સરવૈયુ એક એવી પારાશીશી છે પારાશીશી છે જેના પર થી કર્મચારી શેરધારકો તથા હીશધારો તંત્રને તેમના ટકે આપવાનું ચાલુ રાખે છે જીઈ ના ભૂતપૂર્વ વડા જે વડાપ્રધાન જેકવેલ કહે છે તેમ સફળ સફળતા જેટલું સફળ કશું નથી નાણાકીય રીતે સફળ હોવું ખૂબ જ અનિવાર્ય છે તે એક તંત્ર અને માત્ર તેનો નફો વેવેચવા માં વેચવા માંજ નથી પરંતુ તેને સંશોધન તથા વિકાસ જેવા ખુબ જ અનિવાર્ય છે વિવિધ ઉત્પાદ ઉત્પાદકીય ક્ષેત્રો માં ફરી રોકાણ માટે નવા પ્રકલ્પો તથા યોજનામાં સાહસ કરવા માટે તથા સામાજિક કારણોમાં ફાળો આપવા માટે

ઉત્સાહ તથા ઉચ્ચ ધ્યેયનિષ્ઠા ની ભૂતપૂર્વ તેના બીજા ત્રણે પાસા ઉત્પાદ ઉત્પાદિત કરી શકે છે સંશોધન એ સાબિત કર્યું છે સૌથી વધુ ઉત્પાદક તંત્ર એ છે જે શક્તિનો ખૂબ ઉચ્ચ ઉચ્ચ સ્થતર બનાવી શકે છે વધુ મેળવવા વધુ મેળવવાની ધગસ એ પ્રગતિની સાચી નિશાની છે નવા બજારમાં પગ પેસારો કરવો ઉચ્ચ લક્ષ્ય સુધી પહોંચવું સમયમ સમયમ સમયમ યારધ લાગુ કરી કામ કરવું વગેરે બધા બધાના મૂળ ઉત્સાહમાં મળી આવે છે બધા મહાન તંત્રો પાસે

આપણા ઉપયોગ ઉપાયો ને ચાલાકીપૂર્વક ઘડીને આપણે આદર્શ સમાજ વિશે અંતહીન લખશું પરંતુ શું સાથ માં સાથ માં આવું સત્તામાં આવું અને ટકી રહેવું સહેલું છે શું ઉપરના સ્થાને ટકી રહેવું સુરક્ષિત તથા ભયમુક્ત છે રાજા એ સામનો કરવા કરવા કરતા જોખમો જોખમો વિશે ચાણક્ય કહે છે કે રાજા માટે આંતરિક બળનું અથવા બહારના રાજ્યનું હોય હોય છે

સચેત રહેવું જોઈએ અને જેના થી પોતાની જાતને રક્ષાવી જોઈએ એક વેપારી એક એક વેપારી તેના માટે બળવો નો અર્થ શું થાય છે તેનો અર્થ છે તે તંત્રના આંતરિક તત્વ છે તેવા કર્મચારીઓ શેર શેર શેર ધારાઓ તથા હિસ્સેદારો ઓનો અંત અંતશ માલ સામાન અ અ પૂરો પાડ પૂરો પાડ પૂરો પાડનારો ગ્રાહકો તથા આશ્ચર્ય પરી તરફથી બાહ્ય ભય પણ હોય છે રાજકારણ રાજકારણીય પણ જેને છે કે જો તેઓ દેશ પર યોગ્ય રીતે શાસન કરી નક્કી કરે નક્કી કરે તો અસ અસંતુષ્ટ મત મતદાતાઓ તમને ફેંકી દઈ શકે છે જ્યારે તમે એક તંત્રના નિયં નિયંત્રક હોવ ત્ત્યારે તમે બધા ને કેવી રીતે ખુશ રાખી શકો માર્કેટની જરૂરિયા જરૂરિયાત ને સમજો એક નેતા તરીકે તમારે તંત્રમાં લોકોની તમેજ માર્કેટના તથા ઉદ્યોગ ની જરૂરિયાતને સમજ સમજવી એ મહત્વનું છે જ્યાં સુધી તેને તમે તેની જરૂરિયાતોને પૂરી કરો છો ત્યાં સુધી તેવો વફાદાર રહેશે પરંતુ જરૂરિયાતોનું વિશ્લેષણ વિશ્લેષણ કરતી વખતે તેમને જરૂરત તથા તૂષ્ણ વચ્ચે ભેદ કરી સકવો જોઈએ ભેદ કરી સકવો જોઈએ નવા ગ્રાહકો બનાવતી વખતે જૂનાને યાદ રાખવા ધંધો એ એક વખત નો વહેવાર વહેવાર નથી પરંતુ સમય સમયઉપરાંત થયેલો વહેવારનો સમુહ છે જે ધંધા ને સફળ બનાવે છે આ આથી તમારી આસપાસના લોકો લોકોની જરૂરિયાતો ને સમજવી એ એક સતત ચાલતી પ્રક્રિયા છે તમે હંમેશા કંઈક કરતા રહેવું જોઈએ તમે તમારા ગ્રાહકોનો વિસ વિસતાર કરવાની પ્રક્રિયામાં હોવ ત્યારે પણ તમારા પુરાના ગ્રાહકોને નિયમ નિયમિત પણે મળતા રહો સમસ્યાનું તત્કાલ ઉકેલ લાવો કોઈ પણ બળવા બળવાને અંકુશ માં લાવવા માટે જલદી જલદી પગલા લેવા લેવા જોઈએ તેવી તેવી જ રીતે કોઈ પ્રશ્ન ઊભો થાય તે ક્ષણે તે ક્ષણે કાર્ય કર્મચારીયઓ તથા ગ્રાહક ના અનસં અનસંતોષ પર કાબુ જરૂરી છે જ્યારે તમને માર્કેટ અથવા શ્રમિકી તરફથી તકલીફ થવાની રીતે ભયનો ખ્યાલ આવે ત્યારે સમસ્યા પર ધ્યાન આપો તથા તેનોજેમ જેમ બને તેમ જલ્દી ઉકેલ લાવો એક સારો નેતા જાણે જાણે છે માત્ર સમર્પિત કર્મચારીઓ માત્ર સમર્પિત કર્મચારીઓ જ

આપવાની કળા એક તંત્ર એક તંત્ર સીઈઓ અથવા એક નેતાએ અઘરી ભૂમિકા નિભાવવાની હોય છે Board of Directors નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચવા માટે તેને પોતાની રીત પ્રમાણે રીત પ્રમાણેનું કામ પૂર્વક કરવાનું હોય છે કર્મચારીઓ સાથે કામ પાર પાડવું સહેલું કામ નથી અને તેમના પ્રશ્નો ધ્યાન ધ્યાનમાં ધ્યાનમાં લેવા જોઈએ તેવો કયા તેવો કયા ફસાયા છે તે સમજવું જોઈએ તથા તેમની સમસ્યાનું

તેનું કર્મચારીઓનું સૌથી વર્તન ખૂબ ઉમાસ ભર્યું હોવું જોઈએ પરંતુ જે કારણસર તેમની નિમણૂક કરવી છે તેવા તંત્રના

શિસ્ત માં રાખવા માટે સળિયા સજા નો પણ ઉપયોગ કરવો જોઈએ કેટલી સજા આપી શકાય ક્યારેક આપવી જોઈએ તથા શા માટે આ પોતે પણ એક કળા છે અર્થશાસ્ત્ર માં કેટલી વડે આ કળા કળાને

એમ જ ચાલવું જોઈ એ મજા માં રેવું જોઈએ

મેં જોયા નથી લખેલું આવું છે શોર્ટ્સ માં હા શોર્ટ્સ માં આટલો બૂરો હાલ છે આપ વાળા લોકો નું ગુજરાત ઇલેકશન પછી તમે ઓલું એલેશિ એલેશિ નું ઓલું ઇન્ડિયન આર્મી નું ચીની આર્મી સાથે જે લડત થઇ એની વાત કરો છો? સેની? તમે સેની વાત કરો છો? એલએસી માં ઇન્ડિયન આર્મી ને ચીની આર્મી વચ્ચે ફાઇટ થઇ એની વાત કરો છો? ના ના ક્યારે થયું? આજેજ ની વાત છે ને? અરુણાચલ માં અરુણાચલ માં એલએસીઈ પાસે ઇન્ડિયન આર્મી ને ચીની આર્મી ની ફાઇટ થઇ નોર્મલી આછા આછા નોર્મલી એમાં કેટલા ઇંજેરડ થઇ ગયા તા ઓકે ના ના ના ખાઈ ઓલું કાબુલ વાળું જ છે શોર્ટ માં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 બાકી તો આપડે આપ લોકો ની તો બોવ ખરાબ હાલત થઇ ગઈ છે ગુજરાત માં ઇલેકશન પછી હા ઓલા પાંચ થી ચાર સીટ મળી થી એમાંય તે એના એમએલએ છે એ બધા સીફ્ટ થઇ છે ગુજરાત માં એ તો ભાઈ નેચરલ છે ને જે રૂલિંગ પાર્ટી હોઈ એમાં જ જય ને બકા હા ઓબીએશલી એમાં ને ઓલી આપ માં રાય ને શું કરવાનો છે અને બીજી વાત તો શું છે. કે

બીજેપી માંથી આપ માં આવો માં એવું લાગુ એને એવું સપ્પનું આઈવું ગાંડા ઘેલા ને આ વર્ષે આપ આવી જશે બોલો ઓકે એ આપ માં આવી ગયો આપ માં આવી ગયો તો આપ ની તો હાલત ખરાબ થઇ ગઈ છે પાછી હવે આને લાગુ કે હવે તો મારો વારો નથી હવે વારો કાઢી મુકશે હવે તો હું આમાંથી આમ ગયો આને આલોકો જીતા નાઈ આલોકો આલોકો પછી હમણાં કોઈ ને કોઈ કેસવેસ આપીને અંદર અલા એમાં તો ઠીક પગેય પકડી ગયો એ લોકો નો માફી માંગી લ્યો અને વાયા જાવ અને બીજેપી પણ સ્વાર્થ ની રીતે જ રાખશે ભરોસો એટલો નઈ કરે કે આતો તાલમઠ્ઠા નું થઇ ગયું છે તો આને આને એવી રીતે જ આપડે ટ્રીટ કરશું આને વધારે વાત કરવાની અને આને ઓસિ ડિપાર્ટમેન્ટ માં કામ દેવાનું આને આપડે શું કાઈએ એને એને મૈન સ્વાર્થ તો એ જ છે કે સીટ વધી જાય એક કે બે ત્રણ જેટલી છે સીટ વધી જશે તો આલોકો નો ફાયદો જ છે આપ પછી ઝીરો થઇ જશે તો આલોકો ને એન ભી ફાયદો છે આ બધા ફાયદા માટે હા એ જ તે વનએઇટીસીક્સ છે એ વધારે થઇ જાય ને બકા એ તો થવાનું જ છે હમણાં કોણ પીએમ બનું ત્યાં ભુપેન્દ્રભાઈ એ તો લાસ્ટ ટાઈમ હતા એ જ ને હા એ પાછા ઓકે બીજું કોણ બનવાનું હોઈ શકે કોઈ ને ચેન્જ કરવું હોઈ તો ના ના ના ગેરનીતિ એમની માટે ઘર ની જ વાત છે ઘર ની વાત છે ભૂપે ભૂપે ભૂપેન્દ્રભાઈ તો હમણાં નવા નવા આવા ને? બોવ ને બોવ આવી છે ઓલ રૂપાની એ તો રિઝાઈન કરું ને એ તો કેટલાય વર્ષ થી શ્યિએમ એજ હતા રૂપની એમને બોવ સારું કામ કરું છે હો